સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ સમજાવતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
આપણે આ ટ્યુ્ટોરીઅલમાં ઉબુન્ટુ ઉપર એપ્લીકેશન્સ કેવી રીતે સંસ્થાપિત કરવી તેનો અભ્યાસ કરીશું
આ ટ્યુ્ટોરીઅલ સમજાવવા હું ઉબુન્ટુ ૧૦૦૪જીનોમ એન્વાર્નમેન્ટ સાથેના ડેસ્કટોપનો ઉપયોગ કરી રહી છું
સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ કરવા તમારી પાસે વહીવટી અધિકારો એટલેકે એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સ હોવા જરૂરી છે
વળી ઈન્ટરનેટનું જોડાણ બરાબર કાર્ય કરતુ હોવું જોઈએતો ચાલો પહેલા સીનેપ્ટીક પેકેજ મેનેજરને ખોલીએ
તેના માટે સીસ્ટમમાં એડમીનીસ્ત્રેશન ઉપર જઈસીનેપ્ટીક પેકેજ મેનેજરને પસંદ કરો
અહીંએક સત્તાધિકરણ એટલે કે ઓથેન્ટીકેશન ડાયલોગ બોક્સ ખુલે છે જે પાસવર્ડ પૂછે છે
ચાલો પાસવર્ડ આપીએ અને એન્ટર દબાવીએ
સીનેપ્ટીક પેકેજ મેનેજરનો પહેલી વાર થતા ઉપયોગ વખતે એક પરિચય આપતો ડાયલોગ બોક્સ ખુલે છે
આ ડાયલોગ બોક્સ સીનેપ્ટીક પેકેજ મેનેજરના ઉપયોગ વિશેની માહિતી ધરાવે છે
ચાલો એપ્લીકેશન અથવા પેકેજ સંસ્થાપિત કરવા સીનેપ્ટીક પેકેજ મેનેજરમાં પ્રોક્સી અને રીપોઝીટરીને રૂપરેખાંકિત કરીએ
આ કરવા ચાલો સીનેપ્ટીક પેકેજ મેનેજરની બારી પર જઈએ
સેટિંગ ઉપર જઈ પ્રેફેરન્સ ઉપર દબાવો
પડદા ઉપર પ્રેફરન્સ બારીના ઘણા બધા ટેબ્સ દ્રશ્યમાન થાય છેપ્રોક્સી સેટિંગ માટે નેટવર્ક ઉપર દબાવીએ
પ્રોક્સી સર્વરમાં બે વિકલ્પો છે સીધું જોડાણ અને હાથ વડે થતું પ્રોક્સી જોડાણહું હાથ વડે થતી પ્રોક્સી રૂપરેખા જે દેખાય છે તે પસંદ કરું છુંતમે તમને યોગ્ય લાગતું વિકલ્પ પસંદ કરી શકોહવે ઓથેન્ટીકેશન બટનને દબાવીએHTTP ઓથેન્ટીકેશન બારી કમ્પ્યુટર પડદા ઉપર દ્રશ્યમાન થાય છે
ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ જરૂર હોય તો દાખલ કરી ઓકે દબાવોહવે આ ફેરફારો લાગુ પાડવા અપ્લાય પર દબાવીએબારી બંધ કરવા ઓકે પર દબાવીએ
ફરી સેટિંગ પર જઈએ અને રીપોઝીટરી પર દબાવીએ
સોફ્ટવેર સોર્સીસ બારી પડદા ઉપર દ્રશ્યમાન થાય છે
ઉબુન્ટુ સોફ્ટવેર ડાઉનલોડ કરવા ઘણા વિવિધ સ્ત્રોત છેડાઉનલોડ ફ્રોમ યાદી પર દબાવીમાઉસ પકડી રાખી તેમાં રહેલ રીપોઝીટરીની સૂચી જોઈએ
વિશ્વમાં રહેલ સર્વરોની સૂચી દર્શાવે છે
આ બારી બંધ કરવા કેન્સલ પર દબાવીએહું અહીં પ્રદર્શિત સર્વર ફોર ઇન્ડિયાનો ઉપયોગ કરી રહી છુંસોફ્ટવેર સોર્સીસ બારી બંધ કરવા ક્લોઝ દબાવીએ
આ સાધનનો ઉપયોગ શીખવાચાલો ઉદાહરણ માટે હું વીએલસી પ્લેયરને સંસ્થાપિત કરું
જો તમે સીનેપ્ટીક પેકેજ મેનેજરનો પહેલી વાર ઉપયોગ કરતા હોવતો તમારે પેકેજીસને ફરી ભરવાપડશેતેના માટે ટૂલ બાર પરના રીલોડ બટનને દબાવીએઆ થોડીક સેકંડ લેશેઆપણે જોઈ શકીએ છીએ કે પેકેજીસ ઈન્ટરનેટ દ્વારા બદલાઈ અને સુધારી રહ્યા છે
જેવી ફરી લોડ થવાની પ્રક્રિયા સમાપ્ત થાયક્વિક સર્ચ બોક્સ જે ટૂલ બાર ઉપર છે તેમાં વીએલસી લખીએ
અહીં આપણે વીએલસીના બધા પેકેજીસની સૂચી જોઈ શકીએ છીએ
વીએલસી પેકેજને પસંદ કરવાદ્રશ્યમાન થતા મેનુ બારમાંથી ચેક બોક્સને દબાવી માર્ક ફોર ઈંસ્ટોલેશનને પસંદ કરીએ
રીપોઝીટરી પેકેજોની સૂચી દર્શાવતો એક ડાયલોગ બોક્સ ખુલે છેબધા આધારભૂત પેકેજો આપોઆપ પસંદ થાય તે માટે માર્ક બટન દબાવીએ
હવે ટૂલ બાર પર જઈઅપ્લાય બટન દબાવીએ
સાર આપતી બારી ખુલે છે જે સંસ્થાપિત કરવા માટેના પેકેજોની માહિતી આપે છેસંસ્થાપન પ્રક્રિયા શરુ કરવા અપ્લાય બટન દબાવીએ
સંસ્થાપન પ્રક્રિયા સંસ્થાપિત થતા પેકેજોની સંખ્યા અને પરિમાણને આધારે થોડો સમય લે છેપહેલાની જેમ આ થોડો સમય લેશે

જેવી સંસ્થાપન પ્રક્રિયા સમાપ્ત થશેડાઉનલોડીંગ પેકેજીસ ફાઈલ બારી બંધ થઇ જશે

આપણે બદલાવને લાગુ પડતા જોઈ શકીએ છીએ

વીએલસી સંસ્થાપિત થઇ ગયું છેહવે સીનેપ્ટીક પેકેજ મેનેજર બારીને બંધ કરીએ
હવે તપાસીએ કે વીએલસી પ્લેયર સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છે કે નહીં
તે માટેએપ્લીકેશનના સાઉંડ એન્ડ વિડીઓ ઉપર જાઓઅહીં આપણે વીએલસી મીડિયા પ્લેયર ને સૂચિમાં જોઈ શકીએ છીએમતલબ વીએલસી સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છેઆજ રીતેઆપણે બીજી અન્ય એપ્લીકેશન પણ સંસ્થાપિત કરી શકીએ
હું સારાંશ આપું160 આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજરમાં પ્રોક્સી અને રીપોઝીટરીને રૂપરેખાંકિત કેવી રીતે કરવું અને સીનેપ્ટીક પેકેજ મેનેજર દ્વારા એપ્લીકેશન અથવા પેકેજને કેવી રીતે સંસ્થાપિત કરવું તે શીખ્યા
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે